program લખવાનું સામર્થથી જીવ બાળે છે આની કયા શરૂઆત સમતાએટલે કે એક તૈયાર થઈ છે software નો એક બનાવો છો એવી રીતે type કરો છો એકા સ્તળ નો ઉપયોગ module એટલે બરાબર પછી હ આની પૂરો સકાઈ એનો ઉપયોગ એટલે કે એમાં કોઈ પરીવર્તન થયું હોય ઇ માનલો ઇ સકો અને વિદ્યાર્થી use કરવો હોય તો કરી સકો

I be તો give પછી migraines પછી એની અંદર BOB અવસે ચા તો abroad તમે BOB છે use થવાના તો આ બંને જે છે એ આમાં use કરવી હોય તો use કરી સકો છો વિદ્યાર્થી ના હોય ને વિદ્યાર્થી હુજ પાસ એનામાં use કરું છું એટલે એમાં તો બે પ્રકાર નો program લખવાનું પૂરું કરે છે અને સમસ્ત આગડ ચાલી જાય છે આ સંપણ ના કારણે program ના હાઇયાત મોઢું કઈ પણ કરી ને નવો program ને રચના કરી સકે છે એકદમ સાચું છે ડોક્ટર ના અન્ય ભાગ ના કોઈ પણ ખેલ માટે module માં ફેરફાર કરવા કે બધા મન એ સમર્થ મન એ ભાષા લવંજિજ્તા લવંજિજ્તા એટલે flexibility કોઈ પણ બીજા કોઈ ને આદિ આવડું હલન દુલન કર્યા વગર અપડે આપડા પોર માં કરી સાકીએ એને કહવાઈ લવંજિજ્તા એટલે તમને લોકો ને problem નો થઈ એટલે કઈ દાવ flexibility કહવાઈ સુ કહવાઈ flexibility કડયુગ તેમજ તૈયાર હોય ઇ ઉપયોગ કરી ને વધારી સક્સે બરાબર છે કે તમાર પ્પાસે already format હોય એ formate ની અંદર બીજો કોઈ program create કરીસું ઉપયોગ કરી ને તમારો program કે બીજું કોઈ software બનવું હોય તો તમે easily બનાઈ સકો છો object અપડે program in your object વાપરે છે યાદ રાખજો MCQ માં પુછાસે એ પાસવર્ડ છે object શું છે object આગડ program ની અંદર main income છે object નો ક્લા ના કરવામાં આવે છે આ પણ important છે

તો કે આપણે object વડે ફોટાનું list કરીએ તો software બનાવતા હોય તો એને માટે ચાર પાયાની બાબત છે ખૂબ જ જરૂરી છે પહેલી છે extension ને આગળ આપણે સમજવાનું છે હવે તમારે ટેન્શન લેવાનું

બરાબર પછી જો last રીતે આટલા topic કરો એટલે java program નો એની અંદર object oriantede programming શા માટે important છે ખુબ સરસ આ ગુજરાતી સમજે તો આટલાની અંદર એવું શું છે કે તો બે પ્રકારની programming language structure જ આખા program ની object object ભાષાની અંદર શું શું કરો છો body cycle હોઈ શકાય છે એની હોય છે એને બીજી કોઈપણ coincidence action કરી શકાય છે અને flexibility ખૂબ જ ધરાવે છે object પાયા like આખા program ની અંદર ઓળખવામાં આવે છે અને મેન એના ચાર topic છે એ તમારે યાદ રાખવાના છે પહેલો છે extence, intectioninheritence તો તમને એટલું સમજાઈ ગયું ને હજુ એક topic સમજી લઈએ આગળ આવવાનો મળશે હવે તો હવે આપણે object વિશે clear કરીએ object શું છે તમે વાત તો કરી દીધી મોટી મોટી object oriented programming આમ થાય આ software નામ આવે procedure ને બધી વસ્તુ તમને ખ્યાલ આવી ગયું. હવે આપણે object programming શું છે એની વિશે થોડી information મેળવવાની છે તો object object સિદ્ધ કહેવાય વાક્યનો object દુનિયામાં જે વસ્તુ કરેલી છે તે વસ્તુ છે આ પણ પ્રોજેક્ટ object ટોટલ object વિશ્વાસ વિશ્વમાં શું લખેલું છે મર્યાદા રાખો એવી સ્વરમાં જે ગેલેરી વસ્તુ છે એને કહેવાય છે object ઈંગ્લીશમાં object કહેવાય આપણે કોઈપણ તમે એનો પ્રોગ્રામ છે પૂરું કરીએ તો આપણે નિકેટર ના લેતા લેતા આ વસ્તુનું દળ અહીં આપણે ઇંગ્લિશમાં object કહેવાય પણ આપણે વસ્તુ

હમણાં જે તમને object તરીકે લખી દીધું હોય તો કેટલા સુધી જરૂરિયાત અને ચારે ચાર જે હતા એમાંથી એ જે આપણી પાસે અમુલ મોટા hashtag જે દેખાતું નથી તેવો હોઈ શકે જેને સ્પર્શ ન કરી શકાય અથવા જોઈ ન શકાય ઉદાહરણ તરીકે તારીખ અને સમય તારીખ અને સમય હોય છે તમને ખ્યાલ છે પણ તમે એને જોઈ નથી શકતા અને સ્પર્શ નથી કરી શકતા નથી નથી હવે આમના ઘણા બધા એવા હોય ડર કેસર આપણે સ્પર્શ કરી શકીએ એવું ન હતું આખો પ્રોગ્રામિંગ language છે બરાબર અથવા જોઈ ન શકાય તારીખે માં જોઈ શકીએ છીએ તારીખ દિવસ જોઈ શકતા નથી કેલેન્ડરમાં જોઈ શકાય છે શું હોય અનન્ય હોય એટલે ટોટલી યુનિકે કોઈ હોય છે હોય છે best of the એક બીજાથી અલગ હોય ઓળખી શકાય છે ઉદાહરણ તરીકે બેઠી વ્યક્તિ ગામ શહેર સાથી કવિ અને વ્યવસાય જેવી લાક્ષણિકતા ધરાવે છે ધરાવે છે તમે જોયું હશે તમે કોઈનું નામ છે પછી તમે કયા standard માં રોજ છ છ તમે કયા શહેરમાં રહો છો? કઈ તમારી જાતિ છે કઈ સર મારી જન્મ તારીખ છે અને કહ્યું તમે ચાંદ લખો છો આપણી ઉદાહરણ તરીકે લઈને ચાલીએ તો ટોટલી બધું એ બધાએ બિઝનેસ થી બિઝનેસ લાક્ષણિકતા બની ગઈ object આધારે ભાષામાં આવા લક્ષણોને કહેવાય છે property શું કહેવાય property અથવા attribute આ તમને તમારા MCQ ની અંદર પૂછ્યું હોય તો object ને અલગ કોઈ કરાતો નથી object ને પોતાના અલગ પાડેલો હોય તો તેને શું કહેવાય property અને શેનાથી object તો એની property અથવા બંનેનો mining same છે પણ બંને ના અલગ અલગ આવ્યા છે એક થી એક શબ્દો એક બાજુ એટલે લગાડતા હોય અને property છે એ standard બનાવીએ ઇંગલિશ તરીકે એટલે બને શબ્દો MCQ માં બંનેમાંથી એક હોઈ શકે એમાં તમને પૂછી શકે શું પૂછી શકે તો કે object ને લાક્ષણિકતામાં આધારે લખવા માટે શેની જરૂર પડે છે તો કે property અથવા એન્ટ્રી વ્યુ એટલે લખાણમાં બંને આવી શકે આપેલા હોય તો અહીંયા આપેલ હોય ને abc બનાવેલું હોય બંને આપેલું હોય

attribute બહુ સરસ આનાથી વિશેષ કોઈ વ્યક્તિ આવીને તમારું next જોઈએ okay કોઈ ગામમાં સંબંધી કરી શકે છે આગળની લાઈન થોડી કટ થઈ ગઈ છે એટલે આપણે આ લાઈનને cancel રાખીએ છીએ એટલે તમને કોઈક વ્યક્તિ બીજી જગ્યાએ કોઈ સૌથી પહેલા કરવા માટે આપણે લાક્ષણિકતા ની કિંમતો નો ઉપયોગ કરીએ છીએ બરાબર માનો કે એક વ્યક્તિનું જરા જસા નામ બોલો એક થી તમે જ્યારે બે વ્યક્તિનું નામ એક જ હોય ત્યારે જન્મ તારીખ કેવી અન્ય લાક્ષણિકતા ની મદદથી આપણે તેને ઓળખ પાડી શકે છે બની શકે ને એક નામ હોય xyz હોય તોય આપણે એમને નામ લઈ લઈએ રામ અને શ્યામ બંને નામની વ્યક્તિ છે પણ એની એક અટક સરખી છે અને બીજા નામથી બીજા કોઈની લાક્ષણિકતા આપણે વાત કરીએ property અને એનાથી આપણે અલગ પાડીએ તો પછી એ પાડી શકાય એવું આપણને object આધારે પ્રોગ્રામની ભાષા કહીએ છીએ હવે ત્યાર પછી અહીંયા હોઈએ આ બધું અજજ્ઞ માટે ઓળખવા માટે આ લાક્ષણિકતા એટલી બધી વાપરિયે છે

નથી તો શું છે simple દુકાને ગયા હતા રામ અને father ને mother નેમની કોઈ એ કિંમતની વાત છે કિંમતને એને કહેવાય છે આપણે છે શું હવે એની પછી બીજો concept છે તો કે આ ઉપર object સાથે behaviour કેવી રીતે દાખલા તરીકે ઉદાહરણ તરીકે વ્યક્તિ રામને ઓળખવામાં behaviour આવે છે માંગતા હતા ત્યારે તેમને વર્ષ બે બેહજાર્વીસ એક્વીસ માં હતા સામે તમે ખરેખર કહ્યું છે વીસ એક્વિસ બાવિસ થઈ ગયું બરોબર

આપણી અંદર આપ્યો છે આ MCQ માં પૂછવાની શક્યતા સૌથી વધારે છે બીજા object ની કિંમત એના behaviour ને કારણે બદલાઈ object ની કિંમત શેના આધારે બદલાય છે બદલાય છે આ રીતે વિશ્વમાં કોઈ પણ વસ્તુ એટલે કે object તે કયા નામથી ઓળખાય છે ઓળખ તે શું છે તેને તેની સીટી એટલે state અને તે શું કરે છે એ શું કરે છે એને કહેવાય તેના દ્વારા fold કરી શકાય છે આખા કરતૂત ની અંદર object ને તમે જે કાંઈ શીખ્યા object એટલે એ પ્રકારની એક જ પ્રકારનું ચેક એ પણ આપણે શીખ્યા તો આની અંદર યાદ રાખવાની વસ્તુ કે behaviour અને idea સૌથી વધારે થોડીવાર વિસવસ્તુ કયા નામથી ઓળખાય છે એને કહેવાય છે એને શું કહેવાય તે કઈ સિટીમાં છે તો શું કહેવાય કયા સિટીમાં છે કઈ state અને behaviour વર્ષ બદલાય એમાં એ જ બદલાઈ એ પણ છે ખાસ બરાબર તો તેના દ્વારા કરી શકાય છે object વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતા અને ડેટા ડેટા આપો એ તરીકે લખવામાં આવે છે હવે આની પહેલા જે property ની અને entry જોયા હતા જે પણ શું જોઈએ છે object નું વર્ણન કરતી જુદી-જુદી લાક્ષણિકતા object શું છે object શું કામ કરે છે હું ડેટા કે ડેટા કેટરી બુટ કે property રાખેલી ડેટા છે એની વાત નથી કરતો કેમ છો મિત્રો તો આપણે આને જોયું હતું પણ તો રામ અને શ્યામ તો આ ડેટા છે લખું છું name s name લખજો નો ડેટા છે આ એટલે કેવી રીતે property થઈ અને મને બરોબર છે આને શું કહે છે object object કેવી રીતે બનાવવાનું છે તો શીખવાનું છે એ તો શીખવાનું નથી કદાચ કે માની લો તમે અહીંયા શું નામનું object બનાવ્યું હતું તો આજે object છે એ object જુદી-જુદી લાક્ષણિકતાઓની જુઓ જોવાનું હોય તો જુદી જુદી લાક્ષણિકતાઓના વડામાં કોનો હોય તો એની માટે ડેલ્ટા fill તરીકે પણ ઓળખવામાં આવે છે તો કોને તો કે object એને કે હજી confusion છે આને કહેવાય છે આપણે entry bit property આને કહેવાય છે ડેટા જેની જેની અંદર ડેટા નો શેનો સમાવેશ થાય છે તો ભાઈ કે ડેટાની અંદર તો behaviour state identy આ છે આપણો object

object સાથે વિવિધ ને તમને આમલી તરીકે તેમાં નંબર કેસેટ તરીકે ઓળખવામાં આવે છે તો કઈ રામ છે શ્યામ છે એ બધાનો ઓળખવામાં આવે છે તો કે નંબર અથવા ટીચર તરીકે ઓળખવામાં આવે છે આ પણ તમારી યાદ રાખવાનું છે આ પણ પૂછી શકે છે અને પૂજાય છે most imp છે યાદ રાખજો હવે આપણને કહે છે તમે કોઈ સોફ્ટવેર બનાવો છો પણ એ object પ્રથમ કરીએ તો એ renewal માટે અશક્ય હોવો જોઈએ તો માની સોફ્ટવેર કોઈ બનાવતું હોય હું એક સોફ્ટવેર બનાવું છું બરોબર છે ક્લાસનું નામ લેશો object નું નામ લેશો પછી આવજે નું નામ આ object નું નામ કા બરાબર નથી પછી student main વસ્તુ library management આ without બરાબર તો library નું object icard બનાવો બનાવો બરાબર અહીંયા મારું નામ આપી દઉં તો એ વખતે લાગે ને કે એમ કહે છે કે આપણને જ્યારે પણ તમને કોઈ પણ સોફ્ટવેર ત્યારે આવજે પસંદ કર્યો છે object બનાવો છો એ નામ સરખા હોવા જ આડાઅવળા સારા લાગે એવા હોવા જોઈએ એવા નહીં વિદ્યાર્થીને કોઈપણ પ્રોગ્રામિંગ ઇંગલિશ કરી દીધું પ્રોગ્રામિંગ કરતા હોય પ્રેક્ટીકલ કરતા હોય એટલે શું કરે કે છોકરાને ના નામ તેના નામ ઉપર આવે ફાઈલનું નામ તો કે એનું નામ પ્રેક્ટીકલ કયું છે કયા નામથી save કર્યું છે તો નામ જ ન આવે તમે જે પ્રોગ્રામ કરો છો એના related શું કોઈ નામ જ ના આડાઅવળા મન ફાવે નામ આપી દે xyz જે તમે સમજી ગયા હશો મારે કરતા તમે બધા સમજો છો નમસ્કાર BSNL થી અની, અનીકા વાત કરું છું. શી સહાયતા કરી શકું છું આપની?

madam આપ જે, recharge કરાવો છો એનાં વિષે માહિતી કે પછી?

જી જાણકાર, માહિતી આપવાં બદલ ધન્યવાદ madam. prepaid માં madam જ્યારે તમે service use કરો છો તો પહેલા તમે recharge કરાવો છો. ઠીક છે. હા. ધારો કે તમે એકસો ત્રેપન નું recharge છે જે validity નું છે એમાં આપને અઠીયાવિસ દિવસ માટે unlimited calling છે. local STD any network one GB data per day એટલે એક GB data per day અને સૌ SMS per day રહે છે. એ recharge કરવો છો તમે તો તેમાં આપને service જે મળે છે તે તમે પહેલા recharged કરાવો છો અને ત્યાર પછી તમે service use કરો છો, જ્યારે postpaid માં છે madam તો તમે પહેલા service use કરો છો અને ત્યાર પછી તમે bill pay કરો છો. right? જી. અં madam જ્યારે તમે જમ્મુ કાશ્મીર માં જાઓ છો તો ત્યાં આગળી તમારે prepaid નથી ચાલતું. ત્યાં તમારે postpaid ચાલશે. અં madam અસુવિધા માટે ક્ષમા ચાહીએ, અમે અહીયાંથી process નથી કરી શકતા એનાં માટે આપે નઝદીકી BSNL office માં જવું રહે, જવાનું રહેશે.

અવાજ આવી રહ્યો છે મેડમ? જી, આપના electric card નું bill રહેશે જે આપના documents માં submit કરવાનું રહેશે અને passport sized photocopy ફરી થી જણાવી દઉં. PAN card, aadhar card ની xerox, passport sized photocopy આપના electric card ની bill. જી, documents માં આ રહેશે. અને આપ જ્યારે ત્યાં આગળી નવું connection purchase કરો છો તો ત્યાં આપને deposit કરવાનું રહેશે. જી. minimum deposit છે આપની local અને STD માટે પાંચસો રૂપિયા deposit છે. local, STD અને ISD માટે છે આપને બે હજાર રૂપિયા deposit.

line પર બની રહેવા બદલ ધન્યવાદ madam. એકસો નવ્વાણું નો plan છે. અવાજ આઈ રયો છે? હાં જી. એકસો નવ્વાણું નો plan છે, એમાં આપને unlimited voice calling છે, જે local, STD, ID network, national roaming પણ including છે. અને એમાં આપને data છે પચ્ચીસ GB data rollover upto seventy five GB રહેશે.

જી તમારા data પતી જાય છે તેનાં as per charge આપનો એમ per MB પર આપના એક રૂપિયા charge રહેશે.

sorry madam આપને જ્યારે મે જણાવ્યું કે આપને પચ્ચીસ GB data આપના પતી જાય એટલે rollover upto એમાં આપને GB છે અને per GB આપને દસ રૂપિયા ચોવીસ પૈસા charge રહેશે. અને per MB પર એક રૂપિયા charge રહેશે. જી અને એનાં થી minimum plan આપને વધારે data એટલે કેટલું madam જાણી શકું છું?

madam ત્રણસો નવ્વાણું નો plan છે, જે valid છે. ત્રણસો નવ્વાણું માં આપને મળસે unlimited voice calling છે જે local STD any network સો SMS per day અને સિત્તેર GB data rollover upto બસ્સો દસ GB રહેશે. જી. એમાં આપને અં આપનો data જો પતી ગયો તો extra per GB પર આપને દસ રૂપિયા ચોવીસ પૈસા charge રહેશે અને per MB પર એક રૂપિયા charge જી check કરી લઉં છું madam line પર બની રહો. જે number થી call કર્યો છે આજ આપનો number છે?

કોના નામ પર છે madam આ connection જાણી શકું છું? આપના નામ છે? ઓકે. Madam આપે જે bill pay કર્યું છે એ આગળ રિસીવ, તમે bill ક્યારે pay કર્યું હતું madam ગયા વખત નું? એક week પહેલાં જ. પણ madam અહીયાં આગળી તમારે હજુ bill નું payment અહીયાં આગળી કોઈ update નથી આવી કે તમે bill pay કર્યો છે એ તમારું પહેલાનું madam પણ અહીયાં આગળી આપની કોઈ update નથી આવી. એમાં જો અગર તમે BSNL નાં office માં જઈને bill pay કર્યો છે, તો તેનાં માટે આપ BSNL ઓફિસમાં જઈને inquiry કરી શકો છો, કારણ કે અમારી પાસે update નથી આવી. અને જો update આવી હોય તો અમે અહીયાંથી કમ્પલેન રજીસ્ટર કરી શકીએ છીએ. જી મેડમ. અહીયાં આગળી અત્યારે તમારું outstanding બતાવે છે આંઠસો ને ઓગણપચાસ. જી. તમારું add થઈને આયેલું છે પાછલાં bill નું, અને તમે કોઈ extra charge use યુજ કર્યો છે? જી. તમારો ત્રણસો નવ્વાણું નો plan છે. ત્રણસો નવ્વાણું માં તમારું પહેલાનું ભી જે add થઈને આયેલું છે. અને વધારે માહિતી ત, માહિતી માટે આપ એક message કરી શકો છો. Capital letter માં EBILL type કરો. કેપિટલ લેટર માં ઈબીલ, વધારે માહિતી માટે તમારે એટલે કે તમારે જે bill વધારે આયુ છે એમાં કઇ કઈ service તમે use કરી શક, કર્યું છે તેની વધારે માહિતી માટે આપને એક message કરવો પડશે. Capital letter માં EBILL type કરો, space આપની Email ID, અને five three double three પર send કરી દો. sorry five double three double three પર. જી capital letter માં EBILL type કરો, space આપની Email ID five double three double three, પર send કરો.

well આપને આમાં આપની bill ની, bill માહિતી, bill ની માહિતી માટે આપને જાણકારી મળસે કે આપને કયા service use કર્યા છે વધુ માહિતી માટે. જી શેનાં લીધે આપનું bill આટલું વધારે આવ્યું છે, એમાં કઈ કઈ service તમે use કરી છે, શાના charge છે એનાં માટે

yes mam check કરી લઉં છું, line પર રહો madam. madam એક valid plan છે અમારી પાસે પાંચસો પચ્ચીસ નો, પાંચસો પચ્ચીસ માં આપને અ unlimited calling છે જે local STD any network મુંબઈ and દિલ્લી including unlimited છે. એમાં hundred SMS per day, અને પંચયાસી GB data રહેશે જે rollover upto આપને બસ્સો પંચાવન GB રહેશે. બસ્સો પચાસ GB નથી એમાં આપને પંચાસી GB છે. Sorry પંચાસી છે, બસ્સો પંચાવન તો એ તો rollover upto છે આપને જે આપના આ મહિના નાં વે, વધે છે rollover upto એની વેલી એટલે limit હોય છે. જે પાંચસો પંચાવ સુધી limit રહેશે.

જી, સાતસો અઠ્ઠાણું નો plan છે, અવાજ આવી રહ્યો છે madam? સાતસો અઠ્ઠાણું નો plan છે, જેમાં આપને unlimited voice calling છે જે local STD any network, સો SMS per day,